આ એક માછલી માર્કેટ છે જેમાં કેરેટો ની ઉપર અનેક માછલીઓ મૂકવામાં આવી છે.

તેમાં વેપારીઓ અને લેનાર લોકો દેખાઈ રહ્યા છે.

તેમાં ઘણા બધા પેકેજ ખાધ પદાર્થો સંભવત બિસ્કીટ અથવા નાસ્તા ગોઠવાયેલા દેખાય છે.

એક પોસ્ટર પર ક્લીન ઈટ અપ લખેલું છે જે સ્વચ્છ નો સંદેશ આપે છે બીજા પોસ્ટર પર ડોન્ટ ઓવરલોડ --

આ ચિત્રમાં એક બિલ્ડીંગ દેખાય છે તેના પર બેક એન ટેબ નામની બેકરી છે.

આ ચિત્રમાં એક પ્રયોગશાળાનું દ્રશ્ય દેખાય છે અંદર ફ્રીઝ અને અન્ય મશીનો મુકેલા છે.

આ પ્રકટી સ્માર્ટ કિચન નો શોરૂમ છે આ શોરૂમ માં રસોડાના વિવિધ ઉપકરણો પ્રદર્શિત થયેલા છે.

ને પ્રેશર કુકર નોનસ્ટિક વાસણો અને અન્ય રસોઈના સાધનો જોઈ શકો છો.

દૂર વૃક્ષો અને રસ્તો દેખાય છે આ સ્થળ શાંતિપૂર્ણ અને કુદરતી સૌંદર્યથી ભરપૂર લાગે છે.

અનેક પ્રકારની વસ્તુઓ વેચવા માટે રાખી છે બહારની સાઈડ પર બે બાઈક દેખાય છે.

અને ફ્રેન્ડ લોકો એક ટેબલ પર બેસેલા છે ખુરશીઓ દેખાય છે દરવાજા પાસે એક માણસ ઉભો છે.